આ ચિત્રમાં ત્રણ ગાડી દેખાય રહી છે તેમાથી એક ગાડીમાં--

અને આ ફોટા માં એક મોટુ છોડ દેખાય રહ્યું છે અને તેના ઉપર પતરા મુકેલા છે અને એક વ્યક્તિ બેઠેલું છે અને નીચે --

ને આકાશમાં વાદળા અને સ્ટાર દેખાઇ રહ્યા છે અને પાછડ એક મોટુ ઝાડ દેખાઈ રહ્યુ છે અને તાર દેખાઈ રહ્યા છે.

અને તેની સાઈડ માં મોટા ઝાડ છે અને તેની એક બાજુ કેટલાક ત્રણ ચાર વ્યક્તિ ઉભા ઉભા વાત કરી રહ્યા છે.

ત્યાં આખી કઈ વસ્તુ મૂકેલી નથી અને ટેબલ અને ખુરશીઓ છે જે આખે આખી ખાલી છે અને ખુરશીઓનો કલર વાઈટ છે અને દિવાલ પર પોસ્ટર લગાવેલ છે અને--

ત્રણ ચાર બાકડા મુકેલા છે અને જેની સામેની બાજુમાં ત્રણ ચાર બાકડા મુકેલા છે.

ભારત માતાનો જંડો ફરકાઈ રહ્યો છે તેની બાજુમાં કેટલીક બધી વ્યક્તિઓ ઉભેલી છે.

અને તેની પાછળ બોવ બધા દાત દેખાય છે અને આકાશમાં વાદળા પણ દેખાઈ રહ્યા છે.

એક પહાડ જેવી વસ્તુ દેખાય રહી છે ને સાઇડ ની બાજુ પણ મોટા મોટા ઝાડ ઊગેલા છે.

અને આ પાણીનો કલર બ્લુ કલર નથી અને થોડી દૂર નાના નાના છોડ અને--

ત્યાં કેટલીક લેડીઝ ઉભેલી છે ને છોકરા વચ્ચે ઉભેલા છે અને આજુ બાજુ કેટલીક પબ્લિક બેઠેલી છે.

એક દરવાજો જે છે બંધ છે અને તેની આગળ બૌ બધા ચપ્પલ મુકેલો છે અને ઘરની બાર એક વાડી છે ત્યાં નાનો ગુલદસ્તો તો મુકેલો છે.

નાનકડું રંગીન લાઈટો પડેલી છે અને નાનો જાળ છે અને ખુરશી છે.